આમા એક ઝાડ દેખાય રહ્યુ છે ઝાડનો પરચયો નીચે પડતો દેખાય રહ્યો છે ગેટ દેખાય રહ્યો છે ગેટ ની બાર--

ગાંધીનગરની હોય તેવુ લાગે છે એક બાઇક પડ્યું છે ને એક બોર્ડ લાગેલું છે.

આ કોઈ લગન પ્રસંગનું ડેકોરેશન લાગી રહ્યુ છે એમા ફુલનુ ડેકોરેશન કર્યુ છે તેમા વ્હાઇટ અને પર્પલ --

પાંચ વૃધ્ધોને એક વૃધ્ધ કઇ સમજાઇ રહ્યા હોય તેવુ લાગી રહ્યુ છે તે બધા મેલ જ છે અને સામે--

કર્ણાવતીમાં ફિક્સ રેટ લ રેડ કલર થી લખેલુ દેખાય રહ્યું છે બોટ નું પોસ્ટર લગેલુ--

અ નીચે રોડ દેખાય રહ્યો છે એક જતો ઉપર વાદળ દેખાય રહ્યા છે વૃક્ષો ગ્રીન કલર ના છે વૃક્ષોની ઉપર અમુક જે વૃક્ષો પર ફૂલ દેખાય રહ્યા છે.

આ કોઈ યોગા સેન્ટર લાગે છે તેમા એક પંખો ઉપર દેખાય રહ્યો છે એક બ જગ્યાએ પંખો લગાયેલો દેખાતો નથી સામે બારી દેખાય છે અહીંયા યોગા કરતી ત્રણ ચાર સ્ત્રીઓ દેખાય રહી છે.

વ્હાઇટ રંગના પથ્થરનું મણેલુ મંદિર છે અલગ અલગ મંદિર દેખાઈ રહ્યા છે ઉપર વાદળ દેખાઈ રહ્યા છે.

આ કોઈ ઓફિસ નું દ્રશ્ય છે ઓફિસ ના દ્રશ્યમાં ટેબલ સામે બધી ઘણી બધી ખુરશીઓ પડી રહી છે ખુરશીઓ બ્લેક કલર ની છે ટેબલ --

બિલ્ડિંગોમાં તેવુ દેખાઈ રહ્યુ છે અને ઝાડ ખૂબ સરસ ગ્રીન કલર ના દેખાઈ રહ્યા છે.

આ એક ડૉક્ટર ની દવાખાનાની ઓફિસ લાગી રહી છે તેમાં બી_પી માપવાનું મશીન પળી રહ્યું છે ત્યાં એની બી એક પેન પળી છે ચોપડી પળી છે.

પાછળ એક લાઈટ ફોક્સ મારી રહી છે પાછળ એ કઈ બિલ્ડીંગ હોય તેવું દેખાય રહ્યું છે.

આ કોઈ સ્કૂલ કે ભવનની બારનો રસ્તો દેખાય રહ્યો છે ત્યાં સામે એક બિલ્ડીંગ છે.

અલગ અલગ પૂતલા લગાઇલા છે પૂતલાને પણ કપડા પહેરાઇલા છે એક સ્ત્રી સાડીની ખરીદી કરી બાર નીકળતી હોય તેવુ દેખાય રહ્યુ છે.

તેમની પાસે એક નાનો છોકરો અને એક છોકરી દેખાઈ રહ્યા છે એક સ્ત્રી અને એક જેન્ટ્સ .

ત્યાં બે ભાઇઓ બાર બેઠા છે અંદર સલૂન છે બાર એક હેન્ડવોશ કરવા માટે--

તેમા ફિરડોઝ મોગરા ગુલાબ જાસ્મીન ચમેલી રાતરાણી સેન્ડલ ચંદન વગેરે--

આ એક કોર્ટ નું દ્રશ્ય છે કોર્ટ માં વકીલોના ટેબલો પડી રહ્યા છે.

આ કોઈ ઓફિસ નું દ્રશ્ય લાગ્યું છે તેમાં ઘણા બધા કોમ્પ્યુટર પડ્યા છે ટેલીફોન દેખાય રહ્યા છે અલગ અલગ--

એક તાજવો વજનનો દેખાય રહ્યો છે તેની બાજુમાં સોની અગરબત્તી ને દુ--

આ એક સરકારી આયુર્વેદિક દવાખાનું છે તેની બાર એ એક ભાઈ અને બેન ઉભા રહ્યા છે.